અને પ્લેટફોર્મ પરનો જે પણ છાપરું છે તે લાઈટ બ્લુ કલર નું છે.

આ એક ઇમેજ છે જેમાં એક ડોક્ટર અ મેડિસિન્સ આપી રહ્યા છે અને ત્યાં પાછળ ચાર થી પાંચ લોકો ઉભા છે મેડિસિન્સ લેવા માટે.

આ એક પેટ્રોલ પંપની ઇમેજ છે જેમાં પાછળ ઘણા બધા વૃક્ષો છે.

માટલાની દુકાન દેખાડે છે આપણને અહીંયા ઘણા બધા માટીના એવા વાસણો છે.

તેણે ટીશર્ટ પેહરી છે બ્લુ કલર ની તેણે ચશ્મા પણ પહેરેલા છે બ્લેક કલર ના.

આ ઈમેજ છે એમાં આપણે દેખાઈ રહ્યું છે કે નીચે અહ બ્લોકસ નાંખેલા છે.

અને તગારુ પડેલુ દેખાઈ રહ્યુ છે પાછડ કચરાની પેટી દેખાઈ રહી છે આપણને ગ્રીન કલર ની--

આ એક ક્લાસરૂમ છે જેમા ઘણી બધી બેન્ચીસ આપેલી છે અને બ્લેક કલર ની ચેર્સ આપેલી છે.

અને પાછળ વાઈટ કલર નું પેન્ટ છે દિવાલ ઉપર અને એલ_ઇ_ડી લાઇટ્સ આપેલી છે ત્યાં સાઈડ માં એક પંખો છે.

અને આ ક્લાસરૂમ ખુબજ મોટુ છે નીચે એક અ બ્રાઉન કલર નુ કાર્પેટ છે.

અને ત્યાં બાર કાઉન્ટર પર લખેલુ છે કે સેલ્ફ સર્વિસ જાતે બધુ વસ્તુઓ લેવાની.

આ એક વોટરપાર્ક ની ઇમેજ છે જેમા અ--

ટેમ્પો જે છે ખુબજ મોટો છે અને બાજુમાં યેલો કલર ની અને વ્હાઇટ કલર ની સિમેન્ટ ની કેવી બોરિયો પડી છે.

જેમાં પ્રવચન આપવાનું માઈક આપેલું છે અને બધા લોકોને બેસવા માટે ખુરસીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે અને ઘડિયાળ આપેલી છે જે ક્રીમ કલર ની છે.

અને એક મોટો થાંભલો છે તે અ સિલ્વર કલર નો છે.

અ થાંબલો આપેલો છે અને નારિયેડનુ ઝાડ દેખાય રહ્યુ છે.

અને કોકોનટ ટ્રી દેખાય રહ્યુ છે આપણને અહિયા જે ગ્રીન કલર નુ છે અને જે ઊંચાઈમાં પણ સારુ છે.

આ ઇમેજ માં પણ દેખાય રહ્યું છે કે એક આઈસક્રીમ ની શોપ છે.